કૃષ્ણના ભાઈ કૃષ્ણના કોઈ ભાઈ ન હતા.

બલરામ તાવ હતા એમના મોટાભાઈ હતા.

એવું છે? મહાભારતમાં કૃષ્ણ હતા. ખબર છે કોના પક્ષમાં હતા? ખબર છે પાંડવોના કે કૌરવોના?

પાંડવ જીત્યા હતા. હા એવું છે? શ્રીકૃષ્ણ વિશે જાણતા હોય તમે? શ્રીકૃષ્ણ વિશે હા એ પણ સારા ભગવાન છે. એમના ઉપર એક પિક્ચર પડ્યું છે સાઉથમાં ખબર છે કાર્તિક જોયેલું છે તમે આ જોયેલું છે પિક્ચરો કેવા છે તમે જોયેલા છે સારા એવા. પીચર તો અત્યારે કેરલા સ્ટોરી પણ પડી છે. એવું છે પછી ઓલુ પેલું બીજું હતું ખબર છે તો કશ્મીર ફાઈલ જોઈ છે તમે? હા સારું એવું છે નવું પિક્ચર કોઈ આવવાનું હોય કઈ? અત્યારે તો એક રામાનંદનું આવવાનું છે કે એવું છે? આદિ પુરુષ આવાનું છે. હા આદિપુરુષ આપણે તમે કંઈક સાઉથ ના પિક્ચરો જોવો છે કે પણ એમાં પણ કંઈક વિરોધ થવાનો એવું લાગે છે. સારું ચાલો તો આપણે બીજી વાત કરીએ કે સાઉથ ના પિક્ચરો તમે જોયેલા છે? સાઉથ ના અમુક અમુક જ જોઉં છું. એટલે કે સારા હોય છે કે સારા પિક્ચરો હોય છે? હા એમ તો સારા કોઈ જોતું હોય સાઉથ ના પિક્ચરો? હા મારે એક ફ્રેન્ડ છે મિત્ર રાહુલ કરીને એ વધારે જુએ છે. હા રાહુલને તો હું પણ ઓળખું છું. એમની સાઉથ પ્રવાસ કરવું પણ ગમે છે અને તેમને એ પિક્ચર પન જોવા ગણે ગમે છે તેના સ્થળો પણ તેમને જોવા ગમે છે. તમે કઈ કોઈ સાઉથ ના મંદિરો જોયેલા છે કે? હા હું મૃદેશ્વર

એ પણ જોડે જ હતો પણ હું થોડો બીજી જગ્યાએ ગયો હતો.

બીજું તમે બોલો હવે તમે કોઈપણ વ્યક્તિને પરખો તો કેવી રીતે ઓળખો છો કે તેને દેખીને જ પરખો છો કે તેના યોગ્યતા ઉપર પરખો છો?

મતલબ તે પ્રમાણેનું તમે અનુમાન લગાવી શકો છો. તેના જોડે વાતચીત કરીને વાર્તાલાપ કરીને. એવું છે?

હા સારા છો તમે એટલે તો તમારા જોડે ફોન પર વાત કરી રહ્યો છું. આ તો આપણે કોલેજ છે આપણે. અમદાવાદમાં છે તે ગુજરાત યુનિવર્સિટી છે તો તમે અહીંયા જે તે પાસ થયા છો ને લાગુ તો એ જ પડી હશે. આ એ લાગુ પડે બધાને અમદાવાદ

સારું ચાલે છે ભણવામાં. એવું છે? કેટલા તમારા ફેમિલીમાં આગળ કોઈ ભણેલું હોય. આગળ વધારે પ્રમાણમાં successful થયું હોય. અત્યારે એક મારા કાકા છે કોર્ટમાં હાઇકોર્ટમાં હાઇકોર્ટમાં છે કઈ લાયકાત ઉપર અને કઈ પોસ્ટમાં છે? વકીલ તરીકે છે વકીલ તરીકે છે.

હમ આપણે જે સજા માટે જેલમાં રાખવામાં આવે છે તો ખબર છે. અમદાવાદની કઈ જેલ છે?

અમદાવાદની સાબરમતી જેલ છે એક બીજી તીયાર જેલ પણ છે. એ મને ખબર નથી પણ આમ તો સાબરમતી જેલ જ છે મોટી મારા ખ્યાલથી હશે. બિહાર જેલ પણ છે બોલો બીજું કઈ જાણતા હો તમે ત્યાંના ભજીયા સારા હોય છે.

હા મેં ખાધેલા છે. ક્યાં જેલમાં જઈને ખાધેલા છે કે બાર? ત્યાં જે કેદીઓ છે ને એ જ બનાવીને આપે છે.

તો તમને ખબર છે કાળા પાણીની સજા એટલે શું કહેવાય છે? હા એક બંધ રૂમ હોય એની અંદર એને બેસાડી રાખે.

જાગવાના ટાઈમે સુવે કે સુવાના ટાઈમે જાગે એ વાત કે બાબત તેને ખબર નહીં હોતી. તેના માટે એ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે વ્યક્તિને.

એને જમવાની ભોજનની સમયસર તેને આપવામાં આવે છે સારું ચાલો બીજું કોઈ તમે

હા બોલો બોલો.

કે આપણે એ આર ઉપર વર્ક કરીએ તો? એટલે એ આર બોલે તો એ આરમાં શું

માં ખબર હોય

હમ્મ હા ગેમ છે કે પછી એપ્લિકેશન આપણે અ પ્રોવાઈડ કરીએ તો કેવું ? પછી આ અ અત્યારે માની જ લેને કે માર્કેટમાં વધારે હાલે છે, તો સ્નેપચેટ છે. એમાં કેવા ઓલા ફેસના ને ફિલ્ટર ને એ બધા આવે છે. પછી લેન્સકાર્ટ છે તો એમાં ઓલ્યા ગ્લાસિસના ને એની બધી ફ્રેમોની આપણે થ્રીડીમાં આપણે મોડેલ ઈન રિયાલિટી આપણે જોઈ શકીએ. બરાબર

હા તમે જે આ પેલું કેવ છો કે એ આપણું આ રીતે વર્ક થાય છે જે પોકેમોન ગો જે ગેમ હતી. જે કંઈક વસ્તુ પડી હોઈને આપને ઈનવિઝિબલ દેખાય.

હા તો આપણે કેવું કે એને ઈનવિઝિબલ કે આપણે એને ટચ ના કરી શકીએ પણ દેખાય ખરી.

હા તો એ રીતના આપણે પેલું ઘરનું ડેકોરેશન ને એ બધું કરી શકીએ કે આપણે ફર્નિચરને એવું છે અમુક આઈટમ કે જે આપણે મૂકી ને જોઈ શકીએ કે આવું આ વસ્તુ આપણને સારી લાગશે તો આવું આ રાખશું આપણે. ને એ પ્રમાણે આપણે આઈડિયા દઈ શકીએ છે આ ફર્નિચર આ જગ્યાએ છે અત્યારે તો સારું છે અને આ જગ્યા એ આ કલર શૂટ થાય છે, આ જગ્યાએ આ કલર છે તો આ આપણે વધુ સારું લાગશે. તો કેવું કે ને આઈડિયા આવે અને થોડુંક આપણે વધે.

હા એતો છે કે એના માટે હવે આપણે કેવું કરવું પડે ખબર છે કે પહેલા આપણે કે જે જગ્યાએ રૂમ છે બરોબર? તો એનું આપણે એકઝેટ અ માપ લેવું પડે.

હ એટલે પણ મેજરમેન્ટ તો પહેલી, પહેલા કરવું પડશે. તો એ મેજરમેન્ટ બાબતે તમને કાંઈ આઈડિયા છે કે આપણે કઈ રીતે લેશું? હા એ મેજરમેન્ટમાં કેવું છે કે અત્યારે ગૂગલ વળા આપણને પ્રોવાઈડ કરે જ છે એની લાયબ્રેરી અને એના પેકેજો કે એના જ, એના થ્રુ આપણે અ અ એ આર થ્રુ જ આપણે મેજરમેન્ટ અને બધું અ માપી શકીએ એમ કે કેટલા બાય કેટલાનો રૂમ છે, કેટલા બાય કેટલાનો હોલ છે એ આપણે માપવું હોય

હમ્મ. હવે મેઈન વસ્તુ એ છે કે જો માની લે આપણે એ રીતની એપ્લિકેશન બનાવી બરોબર? પણ હવે અ ફર્નિચરમાં આપણે જોવા જઈએ તો ટીવી સ્ટેન્ડ છે, સોફા છે, ટેબલ છે, ચેર છે. એ બધું આપણે કાંતો એના માટે આપણી પાસે થ્રીડી મોડલ હોવું જરૂરી છેને? તો એ કઈ રીતના આપણે કરશું? થ્રીડી મોડલ?

હશે તો અહીંયા શૉ કરાવશું ને? એ તો અત્યારે માર્કેટમાં આવે જ છે કે જે આપણે ફોટો પાડીએ, ને થ્રીડીમાં ફોટો પડે, ને થ્રીડીમાં આપણે કન્વર્ટ કર નાખવાનું ને. એ આપણે કરી શકીએ છે ને કે આ પેલી આપણે કોઈ પણ વસ્તુનો ફોટો પાડીએ, લઈ લેવાનું ને પછી એ થ્રીડીમાં થઈ જાય. હા હા બરોબર છે. તો એ

એ તો આપણે રીતે આપણે વધારશું એપ્લિકેશનને. બીજું તો શું? ફ્રીમાં નહીં મળે. કેમ કે જે જરૂર છે એ જ તો મેઈન પ્રાયોરિટી.

એના માટે એપ્લિકેશનની અંદર કઈ રીતના આપણે પ્રોવાઈડ કરીએ કે વધારે સારું લાગે, વા અ પછી પબ્લિકને વાપરવાની મજા આવે તો

પહેલા તો મારે એનો ડેમો જોવો પડે કે આ કઈ રીતના વર્ક કરે છે. પછી એ આપણે માર્કેટમાં મૂકીએ અને બીજા ચાર-પાંચ જણાને યુઝ કરવા માટે આપીએ આપણે ફ્રીમાં. કે હા તમને આ ફાવે છે? પહેલા તો આપણે પહેલું વહેલું ઑડીએન્સ નક્કી કરવાનું કે કઈ જગ્યાએ આ કોને આપશું. કે જે વધુ કામ, કામ લાગે. કેમકે કોઈ એના માટે મારા મગજમાં એક પ્લાન છે કે આપણે ડાયરેક્ટ ફર્નિચરવાળાની ને જે બધાની શોપ છે, ફર્નિચરવાળાના શોરૂમ છે તો આપણે એનો જ કોકોન્ટેક્ટ કરીએ તો? કે ડાયરેક્ટ આપણે એને જ પ્રોવાઈડ કરીએ કે એની પાસે જે-જે ફર્નિચર છે તો એના જે આપણે મોડલ બનાવી અને એ આપણે એપ્લિકેશનમાં મૂકીએ અને એના થ્રુ જ આપણે એનું માર્કેટિંગ કરાવીએ. તો? હા હા એ કરી શકીએ ને આ પ્લસ કોઈ બિલ્ડર કામ કરતું હોય કે કોઈ ટેનામેન્ટ બનાવાનું હોય એના માટે પણ યુઝ કરી હકીએ આપણે. હમ્મ હમ્મ હમ્મ. પણ થઈ શકે. ઘણી જગ્યાએ થઈ શકે પણ પહેલા આપણે કોઈ વ્યક્તિ એવો પકડવો પડે કે જે આ યુઝ કરે. હા મેઈન વસ્તુ

હા હા. અત્યારે તો કેવું છે કે એ જ આ જે મને આઈડિયા આવ્યોને એટલે એના માટે મેં એક સિમ્પલ એવો નેનો ડેમો બનાવ્યો છે કે આપણે થ્રીડી ઓબ્જેક્ટ જે આવે છે એ આપણે અ ઈન રિયાલિટી આપણે ફ્લેશ કરાવી અને આપણે જોઈ શકીએ એમ. માની લે કે ચેર છે તો ચેર આપણે જોયું કે ચેર આપણે આ જગ્યાએ મૂકશું તો કેવી દેખાશે. કઈ રીતના રાખશું તો વધારે સારી લાગશે? તો એના માટેનો મેં એક ડેમો બનાવેલો.

ના એટલે અત્યારે તો કેવું કે લોકલી મારી પાસે છે. લાઈવ આપણે કરેલું નથી. હવે એ જ મારે જાણવું હતું કે આ માર્કેટમાં કઈ વસ્તુની ડિમાન્ડ છે. હા તો મેં તમને આ આઈડિયા તો સારો અ આ ફર્નિચરનું ને બાબતે મેજરમેન્ટ કરી આપવાનું. હમ્મ હમ્મ. એ તમે યુઝ કરી હકો. હા પણ એના એમાં કેવું છે ખબર છે કે પ્લેસ્ટોરમાં તો અત્યારે જોવા જઈશ ને તો બોઉ બધી એપ્લિકેશનો છે ઓલરેડી. મેજરમેન્ટની છે, પછી આપણે થ્રીડી આ બધા પ્લાનિંગને કરે છે બિલ્ડીંગનું ને આ બધું. કે એની એપ્લિકેશનો માર્કેટમાં ઓલરેડી અવેલેબેલ છે તો આપણે એવું શું નવું આપી શકીએ કે થોડું વધારે સારું રહે અને આપનો ગ્રોથ પણ સારો થાય. આપણે એજ એજ હું તમને કઉ છું કે પ્લેસ્ટોરમાં તો બધી વસ્તુઓ અવેલેબલ રહેવાની જ છે. પણ આપણે એજ પ્રોડક્ટ લોન્ચ કરવાની અને એમાં જ આપણે બેસ્ટ આપવાનું છે. એ પ્રોડક્ટમાં આપણે નવું-નવું સંશોધન કરવાનું કે કઈ માર્કેટમાં વધુ ગમે છે, કઈ રેટિંગ સારા છે. કે કઈ પ્રોડક્ટ અ એપ્લિકેશન તો બધા બનાવતા જ હોય છે. પણ એપ્લિકેશન

અને જે બોઉ વધુ છેને એ પણ. ઈઝીલી હેન્ડલ કરી હકવા જોઈએ આપણી એપ્લિકેશન બધા લોકો. મારુ કહેવાનું પરપઝ એ છે. કે જેમાં બોઉ એવું એવું નઈ કે તમારું આ આ બાયોડેટા નાંખો, આ નાંખો, આ નાંખો બધું. એટલું બધું લોગ ઈનનું લેન્ધી પ્રોસેસ. પ્લસ તમારે આ યુઝર બોર થઈ જાય એના રિલેટેડ. સિમ્પલ અને શોર્ટ એપ્લિકેશન ઑટોમેટિક એનો ફોટો લઈ લેવ એટલે મોડલ તૈયાર થઈ જાવું જોઈએ. એનું મેજરમેન્ટ થઈ જાવું જોઈએ. અને બસ એનો યુઝરને જે ઇફેક્ટ ગમે ને એ ઇફેક્ટ ઑટોમૅટિક ઇનબિલ્ટ થોડીક આપવાની આપણે. કે જેથી કરીને, જેથી કરીને આપણી છે, વાળા કેમ કે તમારે યુટયુબનું થંબમેઈલ બનાવું તો ઑટોમૅટિક મેજરમેન્ટ આપે કે યુટ્યુબમાં આટલા, આટલાનું થંબમેઈલ આવશે. પછી તમારે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકવી તો એમાં આટલાનું જ મેજરમેન્ટવાળી તમારી પોસ્ટ ઈ આવશે. એવી રીતના આપણે મેજરમેન્ટ થોડુંક આપવાનું અને થોડુંક એને સજેસ્ટ કરવાનું. પછી એને કસ્ટમ પોસ્ટ પોતે કરી શકે છે. તો એવી રીતના ટ્રાય કરવાની. બરોબર છે. તો અત્યારે મેં માર્કેટમાં જોયું કે અ મોરબીનું તો તને ખ્યાલ હશે ને કે ટેક્સટાઈલ માર્કેટ એ બોઉ ફેમસ છે મોરબી? હા મોરબી બેસ્ટ.

ત્યાં મેં બે-ચાર માણસને વાત કરી તી કે ભા આપણી પાસે આ રીતનો પ્લાન છે તો ટેક્સટાઈલમાં આપણે કંઈ એમાં ઈમ્પ્રુવમેન્ટ લઈ આવી શકીએ આના થ્રુ? આપણી એપ્લિકેશન થ્રુ? તો એનો આઈડિયા એવો હતો કે તમે જે આ થ્રીડી મોડલનું ને કહો છો તો એ આપણે અ જે ટેક્સટાઈલની જે ડિઝાઈનો ને પેટર્નઓ ને બનાવે છે. તો આપણે એમાં જ ઈમ્પ્લીમેન્ટ કરીએ તો એને? એ ડિઝાઈનનું થાય જ પણ જોકે ડિઝાઈન કરતાંય મારો આઈડિયા એવો છે તમને સજેશન એવું છે કે આપણે જે આ મોરબીવાળા ડિઝાઈનર તો મોટા-મોટા રાખે જ છે.

આટલા બાય આટલાનો રૂમ છે હમ્મ હમ્મ. તો આપણે ઍક્યુરસી વાળું કહી શકીએ કે આટલી પેટી જ લાદી જોશે આટલા રૂમમાં બરોબર છે. સમજ્યા કે નહીં તમે હું શું કહેવા માંગુ છું. હા એટલે એ એતો હું સમજી ગયો કે નહીં આપણે

હમ્મ આપણે કોઈ પણ જાતનું વેસ્ટ નઈ. પ્લસ કઈ લાદી ક્યાં ફિટ થાશે, તો ક્યાં ડિઝાઈન મેચ થાશે એ પણ આપણી એપ્લિકેશન કહેશે એવું નહીં કે બસ ખાલી લાદી કેટલી જોઈશે એટલું જ નહીં. કે કઈ લાદીની ડિઝાઈન કયાં રાખશું તો કેવી મેચ થાશે, ક્યાં શૅડ પડે છે લાદીનો. કયો શેડ કોની જોડે મેચ થાય છે લાદીનો.

તો એ આપણે વધુ ઈફેક્ટ આપી હકીએ. અને આ પણ તમે ડિઝાઈનરનું કઉ છે એ બેટર જ છે. એમાં કંઈ ખોટું નથી. આપણે જે નાની-મોટી ડિઝાઈન હોય

હમ્મ હા એતો હું સમજુ છું પણ મારો કહેવાનો મતલબ કેવો છે કે આપણે જે એ આર થ્રુ વાત કરીએ છે તો એ આરની અંદર આપણે આ રીતનું પ્રોવાઈડ કરીએ કે જે અ હમ્મ હમ્મ હા તો એ ઈ ઈન રિયાલિટી પ્લેસ કરીને જોઈ શકે કે રૂમની અંદર આટલી-આટલી આપણી પાસે ડિઝાઈન અવેલેબલ છે તો આપણે કઈ લાદી રાખશું તો કેવો ઉઠાવ આવશે રૂમનો. હોલમાં કંઈ આ લાદી રાખશું તો કે અ એનો ઉઠાવ કેવો આવશે. એ બધું જોવે તો એને થોડોક વધારે આઈડિયા આવે શું? ના તો એટલે હા એ બરાબર છે. એનામાં તો હતું જ યસ. એ તમારો કારણકે તમે કહી શકો કે આ લાદી હોલ માટે પરફેક્ટ છે અને આ લાદી સારી નથી લાગતી અહીંયા.

એ અ પોતાની મેહન અ જાતે જ એ એપ્લિકેશન થ્રુ એના ને એના રૂમમાં છે, હોલમાં છે બધે ચેક કરી શકશે કે આ મૂકશું તો આપણો કેવો ઉઠાવ આવશે ઘરનો. યસ યસ. આ બરાબર છે કારણ કે એ વસ્તુ આપણે કેવી વિઝીટ કરવા જાવી ના પડે. ઘર બેઠા બધું આપણને મળી જાય. હા ઘર બેઠા બધું મળી જાય અને ઉપરથી એનો ટાઈમ બચે. હમ્મ બરાબર છે. આ વસ્તુ આપણે કરી શકીએ.

કે જ્યાં ઘરે બેઠા-બેઠા જ ઓર્ડર કરી શકે તો ઘરે બધું વસ્તુ મળી જાય મટીરીયલ ને બધું. હમ્મ હમ્મ બરાબર.

પહેલા તો આપણે ડેમો દઈશ અને સક્સેસ માટે જઈશ કે કેવા-કેવા લોકોને આ વસ્તુ વધુ ઈફેક્ટ કરે છે. અને ત્યાં આપણે એને કરવા માટે આપણે શું-શું કરી શકશું. કે કઈ રીતે એનું આપણે ડેમો બતાવશું અને પછી અને આને પોસ્ટ કઈ રીતે થાશે જ્યાં આપણને આટલા સર્વર ઉપર મુકવાના તમે કીધું કે આ થ્રીડી મોડેલ આપણે ફ્રીમાં મળે છે કે નહીં તો એ આપણે જોશું પ્લસ એ બધાનું પોસ્ટિંગ નાંખશું. અને કેટલામાં આપણે એપ્લિકેશન કંઈ ના થઈ તો એ બધું જાણવું પડશે ને?

તો એ આપણને માર્કેટમાંથી કઈ રીતના મળશે? એમાં કેટલો ખર્ચો આવશે? એ બધું તો આપણે કેલ્ક્યુલેશન કરવું જ પડશે ને?

હા તો વાંધો નહીં ચાલને તો એક કામ કરને તું, તું તારી રીતે માર્કેટમાં થોડું ઘણું સર્ચ કર કે કઈ રીતના છે આ બધું. હું મારી રીતના થોડું ઘણું અ જોઉં. કે આમાં કઈ રીતના બધું આવે છે તો પછી આપણે રૂબરૂ બેસીને જ અ બધું નક્કી કરીએ કે કઈ રીતના આપણે બનાવશું આ બધી વસ્તુ. હા તો વાંધો નહીં હવે ટ્રાય કરીએ આપણે બધું. હું મારી રીતના રિસર્ચ કરું.

ઓકે. સારું સારું ચાલો વાંધો નહીં. ઓકે બાય.

hello જતીન હારુ ને તબીયત પાણી હારા ને આપડે હારા છે તારા કેવા મારા પણ હારા હો આપડે આજે થોડુક computer engineering ની branch આવી એક computer engineering વિશે થોડું discussion કરીએ